હા એ તો બઉ પહેલા ગાયતા આપડે.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 એની એની એની કોઈ એટલે શું સ્ટોરી પાર બેઝ છે એ કઈ ખબર છે તને? ના હવે એમાં આઈડિયા નથી આવતો અક્ચુયલી એમાં કેવું હતું બોયકોટ કેમ થયોતો ખબર છે એનું કે ભાગવા રંગના કપડાં પહેર્યતાને તો લોકોએ એવું કહ્યું તું કે ભાઈ આવ્યો જે કલર છે કેસરી કલર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 એ મને નાઈ ખબર કઈ છે હા હા શાયદ યા. તો એના પર થોડું problem થયો તો but હવે તો confirmation આપ્યું દીધું ને release થાય છે હમણાં જોઈએ છવ્વીસ તારીખે I think થાય છે શુક્રવારે. તો છે famous તો છે.

તો જે ચાલો એક કામ કરને આપણે એક group બનાવ્યું છે ને તો એમાં ખબર પડી જ જશે કોને કયું જોવું છે તો એમાં ચાલી જશેને એમાં થી તો.

હા વાંધો નઈ વાંધો નઈ અને એવું લાગે કે લોકોનો કંઈક અલગ review છે કે કંઈક આમ તેમ છે તો પછી dinner નું પણ વાત તો કરી જ લેજે જોડે જઈએ છીએ તો પછી સાંજે dinner બધું કરીને જ આવીએ આપણે લોકો. હા ઠીક છે હું ચલ તને પછી બતાવું બધાને વાત કરીને.

બાવીસ માર્ચે વિક્રમ સંવંત બે હજાર એંશી શરૂ થવા જઈ રહ્યું છે, અત્યારે આ વિક્રમ સંવંતના સ્થાપક ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યનો ઉલ્લેખ કર્યા વગર અધૂરું ગણાશે. ભારતમાં ચક્રવર્તી સમ્રાટ એને કહેવાય જે જેનું સંપૂર્ણ ભારતમાં રાજ રહ્યું છે રૂષ~ઋષભ દેવના પુત્ર રાજા ભરત પહેલા ચક્રવર્તી સમ્રાટ હતા જેના નામ પર જ આ ના અજનાભ ખંડનું નામ પડ્યું. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી સમ્રાટ હતો. વિક્રમાદિત્યનું નામ વિક્રમસેન હતું. વિક્રમ વેતાળ અને સિંહાસન બત્તીસીની વાર્તાઓ

ગંઘર્વપુરીમાં બન્યું હતું. આ ગામ ખુબ જ રહસ્યમયી ગામ હતું. તેમના પિતાને મહેદરા~મહેદરાદિત્ય તરીકે પણ ઓળખતા હતા. તેમના બીજા પણ નામ હતા. જેમ કે ગભ~ અલા ગદર્ભ ગંધર્વસેનના પુત્ર વિક્રમાદિત્ય અને ભર~ભર્તુહરિ હતા. વિક્રમની માતાનું નામ સૌંદર્ય સૌમ્ય સ~દર્શના હતું. તેમને વિનમતી અને મ~મદનરેખા પણ કહેતા હતા. તેમની એક, એક બહેન હતી, જેને સેનાવતી કહેતા હતા. તેમના ભાઈ ભર્તુહરિ સિવાય બીજા પણ ભાઈઓ હતા. તેમની પાંચ પત્નીઓ હતી. મલયાવતી, મદન ખ~લેખા, પદ~પદ્મિની, ચીલ, અને ચિલમ મહાદેવી. તેમના બે પુત્ર વિક્રમચરિત અને વિનયપાલ અને બે પત્ની પ્રિયાન્ગમંજરી અને વસુંધરા હતી. ગોપીચંદ નામનો એક ભાણિયો હતો. મુખ્ય મિત્રમાં ભટ્ટ મા ત્રણનું નામ આવે છે. રાજા પુરોહિત્રિવિક્રમ અને વસુમિત્ર હતા. મંત્રીપતિ અને બ~બહસિંધુ હતું. સેનાપતિ વિક્રમ સહીત એનો ચંદ્ર હતા. અર્ધી દુનિયા પર સો વર્ષ સુધી શાસન કર્યું. કલીકારના ત્રણ હજાર વર્ષ વીત્યા પછી એક સો એક ઈસા પૂર્વ

નભ ઉજ્~ઉજ્જૈનીના રાજસિંહાસન પર બેઠા. વિક્રમાદિત્ય પોતાના જ્ઞાન, વીરતા અને ઉદારશીલતા માટે પ્રસિદ્ધ હતા. જેના દરબારમાં નવરત્ન રહેતા હતા. કહેવાય છે કે વિક્રમાદિત્ય મોટા પરીક્રમી હતા. અને તેમને શસ~ ને પરાસ્ત કર્યા હતા. સમ્રાટ વિક્રમાદિત્ય પોતાના રાજ્યની જનતાનો કષ્ટો અને તેમના હાલચાલ જાણવા માટે છુપાવેશ નગરભ્રમણ કરતા હતા. રાજા વિક્રમાદિત્ય પોતાના રાજ્યમાં ન્યાય વ્યવસ્થા ટકાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરતા હતા. ઇતિહાસના સૌથી લોકપ્રિય અને ન્યાયપ્રિય રાજાઓમાં વિક્રમાદિત્યને એક માનવામાં આવે છે. ભર્તુહરિના રાજ્યમાંથી શકોને ખદેડીને વિક્રમ સંવંતની શરૂઆત કરી. કહેવાય છે કે માલવામાં વિક્રમાદિત્યના ભાઈ ભર્તુહરિનું શાસન હતું. ભર્તુહરિના શાસન કાળમાં શકોનું આક્રમણ વધી ગયું હતું. ભર્તુહરીએ વૈરાગ્ય ધારણ કરીને જયારે રાજ્યનો ત્યાગ કર્યો હતો, વિક્રમસેનાએ શાસન સાંભળ્યું. અને તેમને ઈસા પૂર્વ સત્તાવન અઠ્ઠાવનમાં સૌથી પહેલા શકોને પોતાના શાસન ક્ષેત્રથી બહાર ખદેડી દીધા. અર તેની યાદમાં તેમને વિક્રમ સંવંતની શરૂઆત કરી પોતાના રાજ્યનો વિસ્તાર શરુ કર્યો. વિક્રમાદિત્યએ ભારતની ભૂમિને વિદેશી શાસકોથી મુક્ત કરાવવા માટે એક અભિયાન ચલાવ્યું. કહેવાય છે કે તેમની પોતાની સેનાનું ફરીથી સંગઠન કર્યું. તેમની સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેના બની ગઈ હતી. જેને ભારતની બધી દિશાઓમાં એક અભિયાન ચલાવીને ભારતને વિદેશીઓ અને અત્યાચારી રાજાઓથી મુક્ત કરીને એકસત્ર શાસન કાયમ કર્યું. વિક્રમાદિત્ય એક ઐતિહાસિક વ્યક્તિ ક~ કલ્હણની રાજકારણીમાં જણાવ્યા પ્રમાણે ચૌદ ઈસ્વીસનની આસપાસ કશ્મીરમાં અંધ યુધિષ્ઠિર વંશના રાજા હિરણ્યના નિઃસંતાન મૃત્ય~મૃત્યુ થવાને કારણે અરાજકતા ફેલાય ગઈ હતી. જેને જોઇને ત્યાંના મંત્રીઓની સલાહથી ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ માતૃગુપ્તને કશ્મીરનું રાજ્ય સંભાળવા માટે મોકલ્યો હતો. નેપાળી રાજ વંશાવલી પ્રમાણે નેપાળના રાજા અંશુવર્મનના સમય ઈસા પૂર્વ પહેલી શતાબ્દીમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને નેપાળ આવવાનો ઉલ્લેખ મળે છે. રાજા વિક્રમનો ભા~ ભારતની સંસ્કૃત પ્રાકૃત અધમાગી હિન્દી ગુજરાતી મરાઠી બાંગ્લા વગેરે ભાષાઓના ગ્રંથોમાં વિવરણ મળે છે. તેમની વીરતા ઉદારતા દયા ક્ષમા વગેરે ગુણોની અનેક ગાથાઓ ભારતીય સાહિત્યમાં ભરેલી જોવા મળે છે. વિક્રમાદિત્યના નવરત્નોના નામ. ન~ નવરત્નોને રાખવાની પરંપરા સમ્રાટ વિક્રમાદિત્યથી જ શરુ થઇ છે. જેને તુર્ક બાદશાહ અકબરે પણ અપનાવી હતી. સમ્રાટ વિક્રમાદિત્યના નવરત્નોનાં નામ ધન્વંતરિ, શપનંક, અમરસિંહ, શકું, બેતાલ ભટ્ટ, ઘટખરપર, કાલિદાસ, વરાહ મિહિર, અને વર રુચિ કહેવામાં આવે છે. આ નવરત્નોમાં ઉચ્ચ કોટિના વિદ્વાન શ્રેષ્ઠ કવિ ગણિતના વિદ્વાનો અને વિજ્ઞાનના નિષ્ણાંતો વગેરે સમ્મેલિત હતા. વિક્રમ સંવંતના પ્રવર્તક. દેશમાં અનેક વિદ્વાન એવા થયા છે, જે વિક્રમ સંવંતને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા જ પરિવર્તિત માને છે.

લખવામાં આવ્યું હતું. તે પ્રમાણે વિક્રમાદિત્યએ ત્રણ હજાર ચુમ્માલીસ અડસઠ સતાવન ઈસા પૂર્વ વિક્રમ સંવંત ચલાવ્યું. અરબ સુધી ફેલાયું હતું વિક્રમાદિત્યનું શાસન.

હકીકતમાં વિક્રમાદિત્યનું શાસન અરબ અને મિશ્ર સુધી ફેલાયું હતું. અને સંપૂર્ણ ધરતીના લોકો તેમના નામથી પરિચિત હતા. ઇતિહાસકારો માને છે કે ઉજ્જૈનના સમયે વિક્રમાદિત્યનું રાજ્ય ભારતીય સિવાય ઈરાન, ઇરાક અને અરબમાં ફેલાયું હતું. વિક્રમાદિત્યની અરબ વિજયનું અરબ વિજયનું વર્ણન અરબી કવિ ઝરહામ કિનતોયે પોતાના પુસ્તક માહેર-ઉલ-ઓકુલમાં લખ્યું છે. પુરાણો અને અન્ય ઇતિહાસગ્રંથો પ્રમાણે એવું સ્પષ્ટ થાય છે કે અરબ અને મિશ્ર પ્ર~પણ વિક્રમાદિત્યની આધીન હતા. તુર્કીના અસ્તામ્બુલ શહેરની પ્રસિદ્ધ library મક્તલ મકતબે સુલ્તાનીયામાં એક ઐતિહાસિક ગ્રંથ છે. શાયર ઓલઓકુલ તેમાં રાજા વિક્રમાદિત્યને લગતા એક શીલાલેખનો ઉલ્લેખ છે. જેમાં ક~કહેવામાં આવ્યું છે કે એ લોકો ભાગ્યશાળી છે જે એ સમયે જનમ્યા અને રાજા વિક્રમના રાજ્યમાં જીવન વ્યતીત કર્યું. તે ખુબ જ દયાળુ, ઉદાર અને કર્તવ્યનિષ્ઠ શાસક હતો. જે દરેક વ્યક્તિના કલ્યાણ વિશે વિચારતો હતો. તેને પોતાના પવિત્ર ધર્મને આપણી વચ્ચે ફેલાવ્યો. પોતાના દેશના સૂર્યથી પણ તેજ વિદ્વાનોને આ દેશમાં મોકલ્યા. જેથી શિક્ષણનું અજવાળું ફેલાઈ શકે. આ વિદ્વાનો અને જ્ઞા~જ્ઞાતાઓએ અર આપણને ભગવાનની ઉપસ્થિતિ અને સત્ય ને યોગ્ય માર્ગ વિશે બતાવ્યું. એક પરોપકાર કર્યું. એ તમામ વિદ્વાન રાજા વિક્રમાદિત્યના નિર્દેશ પર જ પોતાના ધર્મનું શિક્ષણ આપવા અહીં આવ્યા. વિક્રમ સંવંતની ગણતરી કેવી રીતે થાય છે. ભારતીય સંવંત માનવ શ્વાસથી આરંભ થાય છે. છ શ્વાસથી એક ઉનાળી, દસ વિનાળી અર્થાત આઠ શ્વાસોથી એક નાળી બને છે. આઠ નાળીઓ એક દિવસ નિર્મિત કરે છે. ત્રીસ દિવસોના એક મહિનો થાય છે. એક ચંદ્રમા એટલી ચંદ્રથી ચિહ્નોથી નિર્મિત થાય છે. સૂર્યના રાશિ પરિવર્તનથી એક બીજો માસ પ્રારંભ થાય છે. અને રાશિ પ્રસર~પ્રસ્થાનની થી માસ પૂર્ણ થાય છે. દ્વાદશ માસનું એક સંવંત થાય છે. અને એક સંવંત દેવતાઓનો એક દિવસ કહેવાય છે. ભારતીય ઉપમાદ્વીપમાં આમ તો અનેક સં~સંવંત પ્રચલિત છે. પરંતુ આજે બે સંવંત વધુ પ્રખ્યાત છે. વિક્રમ સંવંત, બીજું સંવંત. વિક્રમ સંવંત ઇસાથી લગભગ અઠ્ઠાવન વર્ષ પહેલા આરંભ થયું હતું. સમયની ગણતરીની આ પત્તીનો આરંભ સમ્રાટ વિક્રમાદિત્યએ કર્યો હતો. સંહિતાની વ્યાખ્યા કરતા નવસો છા~છાસઠ ઈસ્વીસનથી ઉત્પલ ને લખ્યું છે કે શક સામ્રાજ્યને જયારે સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને સમાપ્ત કરી દીધું, ત્યારે નવું સંવંત અસ્તિત્વમાં આવ્યું. જેને આજે વિક્રમી સંવંત કહેવામાં આવે છે. વિક્રમી સંવંતનો પ્રારંભ શકોને પરાજિત કરવાના ઉપલક્ષ્યમાં વિજય સ્તંભના રૂપમાં વિક્રમ સંવંત સ્થાપિત હતું. આરંભમાં આ સંવંતને કૃત આરંભમાં આ સમય~સંવંતને કૃત સંવંતના નામથી ઓળખવામાં આવ્યું. કાળાન્તરે તે માલવ સંવંતના રૂપમાં પણ લોકપ્રિય થયું. ત્યાર બાદ જયારે વિક્રમાદિત્ય રાષ્ટ્રપ્રેમ પ્રતિ ચિહ્ન ચિહ્નના રૂપમાં સ્થાપિત થયા, ત્યારે માલ સંવંત ખામોશીથી અનેક સુધારાઓ પોતાની અંદર સમેટીને વિક્રમાદિત્યના રૂપમાં ફેરવાઈ ગયું. પરંતુ શકોના શક સંવંત અત્યાર સુધી ભારતમાં જ માન્ય છે. મહાકવિ કાલિદાસ આ સમયે જ વિક્રમાદિત્યના નવરત્નમાંથી એક હતા. Hello ભાવેશ ક્યાં છે તું office એ હતો મિત્ર તું ક્યાં છે હું તો ઘરે બેઠો તો તારે કેટલા ટકા આવ્યા છે બારમા માં બારમા માં મારે eighty nine આવ્યા છે એટી નાઇન સરસ તારે કેટલા આવ્યા છે મારે એક્યાશી ટકા આવ્યા છે સરસ સરસ congratulation હા thank you તો તું college કઈ જગ્યા એ લેવાનો છે હવે college મેં તો પાલનપુર નો વિચાર છે હજી ફિકસ નથી થયું તારે ક્યાં કરવી છે મારો પણ વિચાર પાલનપુર નો જ છે નકર વિચારશુ પાટણ માં કરું નકર પાલનપુર કરું confuse છું હજી ખબર નથી કે કઈ જગ્યા એ કરું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

વાત તો તારી એ પણ સાચી જ છે પાલનપુર પણ સારું જ છે એના કરતા પણ પાટણ સારું રહેશે મારા ખ્યાલ થી પણ પાટણ ની એમાં goverment નો option નથી ને પાટણ માં પાલનપુર મા goverment નો option છે એટલે ત્યાં આપડે વધારે પૈસા આપીને એટલું બધું સારું ભણવાનું હોતું નથી ને એના કરતા અહમદાવાદ goverment નું option એટલે ત્યાં ચાલી જશે તો તારે ક્યાં વિચાર છે અહમદાવાદ નો વિચાર છે કે પછી પાટણ નો વિચાર છે એમ તો અહમદાવાદ પણ જવા જેવું છે કારણકે અહમદાવાદ માં માં ઘણા બધા સારા એવા college છે તને ખબર છે ક્યાં ક્યાં college છે મને ખબર નથી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 અહમદાવાદ માં મારે mechanical ની college છે ત્યાં લેવાનું મારો વિચાર છે તારે આવું હોય તું પણ આવી જા કઈ જગ્યા એસ એમ કરીને college છે વાંધો નઈ ને lhl નામની college છે મિત્ર હા સારું સારું હું સમજી ગયો હમણા આપને અહમદાવાદ નથી જવાનું આપને જો કાલે અહમદાવાદ જઈને college જોતા આવીએ કે college સારી છે કે હમના vacation છે એટલે કોઈ વાંધો નહિ જતા આવીએ હા vacation તો છે પણ મારે થોડું કામ હોય છે businesses ને લાગતું મારે પપ્પા નો businesses સંભાળ વાનો હોય છે આમ તો મારો પણ businesses ચાલુ છે પણ મેં વિચાર્યું કે વાંધો નહિ college પણ ચાલુ ને સાથે સાથે businesses કરી લઈશું

એ પણ સાચી વાત છે એના કરતા ભણવા પેર થોડો focus રાખીએ તો આગળ થોડું કામ સારું કરી શકીએ એમ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

પેહલા તો કઈ જગ્યા એ college લેવાનું વિચાર્યું છે આમ તો મિત્ર આપડે બંને અમેરિકા સારું નઈ રે અમેરિકા માં દેખ આપડે બંને ને પૈસા નો problem છે નહિ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 ત્યાં પૈસા નો tension ના લઈશ તારા પૈસા હું આપી દઈશ બસ અમેરિકા માં મારે ખર્ચે ત્યાં અમે રહીશું ના ના પૈસા કોઈ ચિંતા નથી તું મને જેટલો ગરીબ સમજે તેટલું હું ગરીબ નથી પૈસા છે મારા પાહે

હા પણ એ પણ સાચી વાત છે પણ આપડે પાલનપુર ની college પણ સારી છે અહેમદાબાદ ની college સારી છે બીજે ક્યાં સારી college હોય ત્યાં આપડે ભણવાનું દેખિયે પછી એક વર્ષા કરી લઇ એ આપડે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 પાલનપુર ની college તો એક number છે જોરદાર છે college અને અબ્યાસ પણ સારો હોય છે મારે પણ સુ યાર બીજા business ચાલુ હોય ને એ business સંભાળવામાં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 હા એ પણ સાચી વાત મારે પણ BCOM કરવાનું છે એમ તો એના માટે તને phone કરેલો હા તો આપડે બંને મિત્ર છીએ આપડે બંને ખોજ કરીશું જ્યાં જૈસુ ત્યાં

પણ પાટણ માં મજા ના આવે આમ તો કારણકે અમ college એમ લાગતું નથી college હોય એમ પછી ત્યાં ફરવા જેવું નથી એમ એવું બધુ છે એમ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 અહેમદાબાદ માં મારા એક બે thiyeter છે આપડે બંને picture જોવા જવું હોય તો મજા આવે

અરે આવું જ બોલ આપડે બને અહેમદાબાદ જૈસુ ને ત્યાં રહીશું ત્યાં પણ મારે છે અદાની નો ત્યાં મારું house લીધેલું છે

શું કે છે HN કરીને college ત્યાં અમારે admission લેવું છે તારે ક્યાં લેવાનો વિચાર છે હા મારે એજ college માં લેવાનું છે તું જ્યાં હોય ત્યાં આપડે બંને ભેગા રહીશું કારણકે ભેગા હોય ત્યાં સારું રેહશે પણ તને ત્યાં admission લગભગ નહિ મળે પછી ખબર નથી મને કેમ એવું ત્યાં ટકા વધારે જોઈ એ eighty five pulse જેટલા જોઈએ મારે તો eight nine છે તારે eighty one છે એ પણ સાચી વાત છે તારી હું જે college માં લઉં ચુ તું એ college માં આઈ જા આપડે બને ભેગા થઇ જૈસુ આપડે બને સાથે રહીશું જ્યાં જૈસુ ત્યાં

એતે આપડે બંને સાથે હોય તો કેહાવાનું પણ ફાવે હા એ સાચી વાત તો આપડે hostel માં રેહવાનું કે કોઈ ના hostel માં નથી રેહવાનું મારે ત્યાં અહેમદાબાદ માં ઘર છે ત્યાં અમારે ઘર આવે છે અદાની ના flate માં છે અદાની શાંતિ ગ્રામ કરી ને છે અરે ત્યાં આમરે ઘર છે પોતાનું ત્યાં આપડે બંને રહીશું હા hostel માં શું રેહવાનું ત્યાં કામ કરવા માટે કામ વાળો આવશે એ બધું કામ કરશે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 ફરવાનું પણ અને મારે ત્યાં business છે થોડો ગણો સંભાળી લઇશું હું અહેમદાબાદ નું પપ્પા ને એટલો loud ઓછો રે એ પણ સાચી વાત તો આપડે દેખિયે આપડે આમ અહેમદાબાદ નું વિચાર્યે છીએ તો આપડે અહેમદાબાદ જતા આવીએ ત્યાં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 એના કરતા અહેમદાબાદ સારું રેહશે મિત્ર અહેમદાબાદ શું વિકસિત city છે અને ખુબજ પ્રગતિ શીલ area છે. હા એ પણ સાચી વાત કારણ કે વડોદરા city માં ફરવા જેવા લાયક આવું ગણું બધુ નથી જેટલું અહેમદાબાદ માં છે એટલું વડોદરા માં નથી એના માટે આપડે અહેમદાબાદ સારું રેહશે વિચાર સારો રેહશે આમ તો અહેમદાબાદ કરતા અમેરિકા સારું રેહશે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 અમેરિકા માં પણ મારું પોતાનું house છે એટલે તર્યા આપડે રહીશું આમ તો અમેરિકા માં મારું પણ house છે newyork માં

હા તો વાંધો નહિ આવે તારું પણ છે ત્યાં ને મારું પણ ત્યાં ઘર છે તો વાંધો નહિ આવે આપડે જ્યાં college સારી રેહશે ત્યાં આસપાસ માં દેખી લઈશું ત્યાં રહીશું હા એ તો ત્યાં problem છે જ નહિ યાર હા બખી બોલ શાંતિ ને બીજું તો બીજું બધું તો શાંતિ છે પણ એના માટે તો english તો આવડવું જોઈએ ને english તો આપડાને આવડતું નથી ને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

હમ તો આપડે કઈ જગ્યાએ course ચાલુ કરાવે છે આમ તો course આપડે બે અહેમદાબાદ માં કરીએ અહેમદાબાદ માં સારું રેહશે અહિયાં કરતા હા તો આપડે કાલે ભેગા થઇ ને આપડે જઈ આવીએ હું ગાડી લઇ લઈશ VMW તો આપડે બંને જતા આવીએ હા તો આપડે બંને કાલ અહેમદાબાદ જઈ એ ન course જોતા આવીએ જ્યાં course સારો હોય ત્યાં કરીશું હા તો આપડે કાલે college પણ જોઈ લઈશું સાથી સાથી અહેમદાબાદ પણ જોઈ એ અહેમદાબાદ માં કરવા જેવું હશે તો અહેમદાબાદ માં કરી લઈશું નહિ તો આપડે અમેરિકા જવાનું છે ને જીત સારું તો આપડે કોઈ problem છે નહિ અહેમદાબાદ સારું છે અહેમદાબાદ કરીશું અમેરિકા સારું છે અમેરિકા કરીશું હા એ પણ સાચી વાત છે પણ પેહલા spoken english નો course કરવો પડશે હા spokenenglish નો course ફરજિયાત છે મારા ભાઈ અમેરિકા જવું હોય તો એ course ફરજિયાત છે કારણકે ત્યાં તો ના ચાલે ને એવું બધું આપડે ત્યાં english ના આવડતું હોય તો ભણવું કે રીતે મુશ્કેલ પડી જાય ને હા એકદમ સાચી વાત છે આમ english ના આવડે તો પછી ત્યાં રેહવું મુશ્કેલ પડી જાય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 હા એમ તો problem જેવું છે જ નહિ અત્યારે શીખ વાનું ચાલુ કરીએ કાલે અહેમદાબાદ જઈ એ ને ત્યાં જઈ ને course દેખીને આવીએ પછી ત્યાં જઈશું ને ત્યાં જઈ ને course કરીશું હા આપડે કાલે ભેગા થઇ ને જતા આવીએ એમ અમ અહેમદાબાદ ગાડી તું લઇ લે છે મારી marcidick છે એમ તો તારે લેવી હોય તો તું લઇ લે જે મારા પાસે તો આમ તો VMW પણ છે ને JAGUR પણ છે આમ તો પણ તારે marcidick લેવી હોય તો લઇ લે જે મારી પાસે marcidick fortuner odi vmw પણ છે andival છે અને force ની કાર આવે છે એ પણ છે opencar કાર છે open લઇ લેવી છે એ સારી રેહશે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 હાસ તો મિતાલલ ઘરેથી ક્યારે નીકળવા નું ના ના પાસપોર્ટ તો મારા પાસે એમ તો તારે છે ને પાસપોર્ટ તો મારેય છે તો આપડે બંને કાલે જઈ ને વિઝા ની process કરી દઈએ એટલે એક કામ કાજ આગળ વધતું થાય એટલે આપને આગળ જતા કઈ ખાસ time ના બગડે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 હા આમ તો અહેમદાબાદ જવાનું છે સાથે સાથે જે કામ હોય તે પતી જશે

આપને વેહલા સવારે સાડા આઠ સાડા આઠ જો નીકળીશું એટલે સાડા દસ જેવા પોહચી જઈશું અહેમદાબાદ હમ પછી ત્યાં college નું ને આ બધા ફોમો એવું બધું ખબર પડી જાય ને તો આપડે કાલે સાડા દસ વાગે જેવા જઈએ ને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 તારા risk પેર સાડા આઠ વાગે જઈ એ સાડા દસ વાગે ત્યાં પોહચી જઈએ ત્યાં આપડે બીજું કામ છે એ થાય આગળ વધે

હા તો નીકળિયા પછી phone કરું અને સાડા આઠ વાગે જઈએ હું તને લેવા આઈ જઈશ તૈયાર રે જે સારું તો આપડે કેટલા વાગે જવાનું છે perfect time કઈ દે એટલે હું એ રીતે તૌયાર રહું અને document તૈયાર રાખું

અને તું મને document whatsapp કરી દે જે એટલે હું બધા document તૌયાર રાખું બરાબર ને ચલ આપડે બંને કાલે સાડા આઠ વાગે મળીયે

Hello હા અ હું ધરા બોલું છુ અ હા actually અત્યાર સુધી મને કોઈ idea ન તો health insurance નો પણ હવે covid ના લીધે હું મારા work પર પછી જાઉં છુ અત્યાર સુધી તો work from home પર હતી

Covid નો મને fiftyne days ના આગળ start થઇ જાય મતલબ તો એ પ્રમાણે કોઈ insurance હોય તો નાં એ જ કઉ છુ આ મારો આજે હું લઈસ અત્યારે કદાચ તો હું એ મારો પેલો જ insurance હશે

હા મતલબ અ family membr માં મમ્મી પપ્પા છે પણ અત્યારે મને મારે personal લેવો છે મારો એમનો હું મારો એક વખત લઇ લઉં પછી એમનો એમનો બી personal બને નો હું નીકાળી લઈસ

અને કેટલો time ની મતલબ પેલી છે?

અને કેટલા time પછી થી valid start હા મતલબ એ કેટલા time પછી valid ગણાય મતલબ એક વર્ષ નું Okay આના સિવાય બીજો કોઈ ખરો કે જે early bech six month bech payment હોય એવું કોઈ ખરું

તો એમાં પચાસ લાખ વાળા માં કેટલું premium છે અને આમાં અ કઈ કઈ જે service છે મતલબ કઈ કઈ surgery include નથી મતલબ તો મને ધારો કે ટાન્કા આવ્યા છે તો હાથ માં તો એ include ના પણ આ આમ મોટું operation છે પણ પડે છે costume surgery ની અંદર એટલે એ અ હોય skin ની અંદર એ છે પ્રોબ્લેમ છે તો એ ના એક surgery થઇ એ costume surgery ની અંદર માં થઇ તો મારે એનું છુ કરવાનું?